આમાંનાં માત્ર હ્યુ એન ત્સાંગ જ છસ્સો સત્તાવન હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઇ ગયો હતો સાતમી સદી માં હ્યુ એન ત્સાંગ એ મુલાકાત લીધી હતી મહાવિદ્યાલય માં માત્ર સાત મોટા ખંડો હતા વ્યાખ્યાયન માટેનાં ત્રણસો ખંડો હતા વિદ્યાર્થીઓ નાં રહેવાં માટેનાં ખાસ મઠો બાંધવામાં આવ્યાં હતાં વિદ્યાપીઠ ને નિર્વાહ માટે અનેક ગામો દાન માં મળ્યા હતા ગામો નાં આવક માંથી વિદ્યાર્થીઓ ને ભોજન અને વસ્ત્ર વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવતા હતા અહીં નાં ગ્રંથાલય નો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો ઈસ ની પાંચમી થી અગિયારમી સદી સુધીમાં નાલંદા ની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી તક્ષશિલા આ વર્તમાન સમય માં પાકિસ્તાન માં આવેલ રાવલપિંડી થી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા આવેલી હતી વિદ્યાપીઠ હતી તે પ્રાચીન ગાંધાર પ્રદેશ ની રાજધાની નું શહેર હતું આ વિદ્યાપીઠ માં ચૌસઠ વિદ્યાઓ નું શિક્ષણ અપાતું હતું અહીં મોટા ભાગ નાં વિદ્યાર્થીઓ ગુરુ નાં આશ્રમ માં રહી અભ્યાશ કરતાં ભગવાન બુદ્ધ નાં શિષ્ય જીવકે અહીં આયુર્વેદ નાં પાઠો શીખ્યા હતા દંતકથાનુસાર રઘુકુલ માં જન્મેલા રામ ના ભાઈ ભરતનાં પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળ નું નામ પડ્યું હોવાનું મનાઈ છે સાતમા સૈકામાં મહત્વ ના તવા ના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું વિદ્યાર્થીઓ ને જે વિષય માં રસ હોઈ તેનું શિક્ષણ આપવામાં આવતું હતું અને શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓ ને ભણાવતા છતાં સામાન્ય રીતે એક શિક્ષક ની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતાં વારાણસી રાજગૃહ મિથિલા ઉજ્જૈન જેવા દૂરના નગરો માંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમળતા વારાણસી રાજકુમાર અહીં શિક્ષણ લેતા કૌશલ ના રાજા પ્રસેન્જીતએ અને વ્યાકરણશાસ્ત્રી પાણીની અને ઘણાં એ અહીં થી શિક્ષણ લીધું એવું મનાઈ છે તર્કશીલ ઉચ્ચશિક્ષણ નું કેન્દ્ર હતું સામાન્ય સ્થિતિ નાં વિદ્યાર્થીઓ ગુરુ નાં ઘરે રહી ને ભણતાં અને વેદ શસ્ત્રક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળ જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું ચંદ્રગુપ્ત મોર્ય ગુરુ ચાણક્યે અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યેનું અહીં શિક્ષણ લીધું હતું પાંચમી સદી ની શુરુવાત માં ચીન નાં ફાહિયાને ની મુલાકાત લીધી હતી વારાણસી વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે એ ઈશ પૂર્વે સાત માં સૈકામાં તે ભારત નાં પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું

મહર્ષિ વેદવ્યાસ નો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ છે, ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમનાં વેદાંત નાં નૂતન સિદ્ધાંત ની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવતર્ક વલ્લભાચાર્યજી એ પણ પોતાનાં જીવન ના કિંમતી વર્ષો અહીં ગુમાવ્યા હતા વલભી ઈસ્વીસન ના સાતમા સતર્ક માં ગુજરાત નું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું વલભી ને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા માં નેત્રક વંશનો તત્કાલીન શાસકો અને નાગરિકો નો મોટો ફાળો હતો સાતમી સદી માં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા વલભી ત્યારે બૌદ્ધ મત નાં હીનયાન પંથનું કેન્દ્ર હતું સાતમા સતર્ક ની

વલભી નાં શાસક મૈત્રક રાજાઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠનાં મહાન આશ્રયદાતા હતા એ બાબત ની નોંધ લેવી પડે કે મૈત્રક વંશ ના રાજવીઓ બૌદ્ધ ધર્મી ના હતા સનાતનીઓ હતા છતાં આ સંસ્થા ને મદદ કરતા હતાં ઈસ્વીસન સાતસો પંચોતેર માં આરબે આક્રમણ કરી અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી અહીં પ્રસિદ્ધ વિદ્વાનોનાં વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતા વિદ્વાનો રાજસભા માં પોતાનું પાંડિત્ય દાખવી ને રાજતંત્રો માં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાન ની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકાર ની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહિ પરંતુ તે સમયનાં વિશ્વ માં તે પ્રસિદ્ધ થઈ હતી આ વિદ્યાપીઠ માં દેશ પરદેશ થી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતાં આંતરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓ નું શિક્ષણ અપાતું આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજ ની પણ વિદ્યા પ્રત્યે ની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે આ પ્રાચીનકાળ થી જ ભારત ના લોકો ધાતુવિદ્યા નો પોતાના વ્યવહારિક જીવન માં ઉપયોગ કરે છે પ્રાચીન ભારતે ધાતુવિદ્યા માં સિદ્ધિ હાસિલ કરી હતી એનાં ઉદાહરણ સ્વરૂપે સીન્ધકાળ સંસ્કૃતિ માંથી મળી આવેલ ધાતુ ની નર્તકી ની પ્રતિમા તર્કશીલ માંથી પ્રાપ્ત થયેલી ખુશાલ રાજ નાં સમય ની ભગવાન બુદ્ધ ની પ્રતિમા ચૌલરાજ્ય ના સમય માં તૈયાર થયેલ ધાતુશિલ્પો ચેન્નાઇ ના સંગ્રહાલયો માં સાંચવેલ આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું લુઢયકલા માં ઉત્કૃષ્ટ નમુના નું મહાદેવ ન~નટરાજ નું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામ નું શિલ્પ દેવદેવીઓ પશુપંખી તથા સોપારી કાપવાની સુરીઓ વગેરે ગણાવી સકાય આ ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા દસમી અને અગ્યારમી સદી થી વિકાસ પામી રાસાયણવિદ્યા રસાયણ શાસ્ત્ર માં એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે આ વિદ્યા વિવિધ ખનીજો છોડ કૃષિ બીજ વેગેરે માટે અમ એવી ધાતુ નિર્માણ કે જેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ જરૂરી અવશોધના નિર્માણ માં ઉપયોગી છે રસાયણ શાસ્ત્રીઓ નાલંદા વિષયપીઠ નાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્ર નાં આચાર્ય માનવામાં આવે છે તેમણે રસરત્નાકર અને આરોગ્યમંજરી જેવા ઘણાં ગ્રંથો લખ્યા છે આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિ ની સાથે સાથે રાસાયણિક ઔષધિ વાપરવાની ભલામણ કરી હતી ધારા ને ભષ્મ કરી ને પારા ને ભસ્મ કરીને ઔષધિ તરીકે વારવાનો પ્રયોગ તેમના દ્વારા થયો હતો નાલંદા વિદ્યાપીઠ માં રસાયણ વિદ્યા નાં અભ્યાસ અને સંશોધન તરીકે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્યરસ ઉધરસ દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન ન મળે પણ આમાં મળે જ છે રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની

સાત ટન વજન ધરાવતો અને ચોવીસ ફુટ ઉંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી કાટ લાગ્યો નથી

પ્રણેતાઓ ઋષિ ચરક અને ઋષિ સુશ્રુત પોતાનાં સંશોધનોથી વૈદિક શાસ્ત્રનાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે મહર્ષિ ચરકે ચરકસંહિતા નામના ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે મહર્ષિ સુશ્રુતે સુશ્રુતસંહિતા માં શલ્યચિકિત્સા એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે

પ્રાચીન ભારતના હિંદુઓનાં ઔષધશાસ્ત્રમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો સમાવેશ થાય છે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ દવાનો ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યાં છે ભારત ભારતીય વિદેશ ની ઉદેશ્ય ભારત વિદેશ નીતિ નો ઉદેશ્ય નીચે મુજબ છે. ભારત નો મહત્વ પૂર્ણ રક્ષણ કરવી તેમજ ઝડપીથી બદલાતા આંતરરાષ્ટ્રીય પરિષદ પર નજર રાખી ને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કદમ થી કદમ મળવા ની ચાલવાનું છે. નીતિ બનાવી રાખવા તથા સ્થાયી સમુદ્ર અને સુરક્ષિત માપદંડો ને સકના મહત્વની ભૂમિકા ભજવી આંતકવાદ ની સામે વૈશ્વિક અભિયાન ને સહયોગ અને સમર્થ આપિયું. ભારતીય તીવ્ર આર્થિક અભિવિકાસ અને વૈશ્વિક નિવેશ ને પ્રોત્સાહન આપવા વાળા આંતરરાષ્ટ્રીય લોહરનુ કરવાનું દેશ ના વિજ્ઞાન અને તકનીકી નેપ્રોસહન આપવા વાળ આંતરરાષ્ટ્રીય સંધિઓના સંપન કરવાનું

પરસ્પર લાભ ના સહયોગ થી પડોસી દેશો ની સાથેના સબંધો ને પ્રોત્સાહન આપી ને સુંદર મુદ્દા બનાવવા. દક્ષિણ એશિયાથી ક્ષત્રીય સહયોગ સંબંધિત સહિતવ માટે કાર્ય કરવું તથા આ ક્ષેત્રના દેશોના આર્થિક હિતો માટે પ્રોત્સાહિત કરવું. સીમા પાર આતંકીઓને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. મરાઠી ન acteast નીતિ ને વધુ પૃથિ આપી ને પ્રતિનિધિ બનાવવાનું. ખાડી ક્ષેત્રો ના દેસઓ સાથે સહયોગ કરવો કે જ્યાં ચાલીસ લાખ જેટલા ભારતીયો રહે છે અને તે જેમ અને તે તેલ અને ગેસના ભંડારોના મુખ્ય સ્ત્રોત છે. ક્ષેત્રીય સંગઠન જેવા કેબિન IPS અને ios અંસરી વગેરે ને સંપૂર્ણ સંબધ સંયોગી

g twenty તથા યુરોપીય સમૂહ જેવા મહત્વ પૂર્ણ સંગઠનોને સાથે સહયોગ તેમજ સંબંધો ને પ્રોત્સાહન આપવું સયુક્ત રાષ્ટ્ર પરિસદના સુધારા અને પૂર્વ ગઠન તથા વૈશ્વિક વ્યવસ્થા નો બહુ કલ્પના કરી ને ઉધેશ સ્તંભ પ્રભુતા અને અતિસત્વ ના સંબંધ નો પાલન કરે. વિકસિત અને વિકાસશીલ દેશોઓ માં સમાન આર્થિક રાજનૈતિક અને સામાજિક અધિકારોને પ્રોત્સાહન આપવું વૈશ્વિક કર્ણનું નિશ્ચિક કર્ણ માટે પ્રયત્નો કરવા તથા તેના સમક્ષ સમય પ્રાપ્ત કરવા ભારત માં વિદેસી પ્રવાસીઓ સાથે નિકટ ટા નિકતતા ના આધારે ભારતની સાચી સંજ્ઞા તેમના સંબંધો મજબૂતી આપી શકાઈ અને ભારત ના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેને મહત્વ ની ભૂમિકા માન્યતા પ્રદાન કરી શકાઈ ભારત નો ગુજરાત સિદ્ધાંત ભારત એડેટસેલીનો મુખ્ય પથ્થર છે. તેની સ્થાપના ઓગણીસો છણું માં તત્કાલીન દેવગહોરડા સરકાર ના વિદેશ મંત્રી આઈ કે ગુજરાલે કરી હતી. આ સિદ્ધાંત આ વાત ઉપર વકાલત કરે છે કે ભારત દક્ષિણ એશિયામાં સૌથી મોટો દેશ હોવાના નાતે પોતાના થી નાના પડોસીદેશોને એકતરફી બિયારણ વિધાયક છે બીજા શબ્દમાં આ સિદ્ધાંત ઘેર પાસપરિક્તા ના સિદ્ધાંત ને આધારે પોતાના થી નાના પડોસી ની પ્રતિ ભારત નું નમ નમ દ્રષ્ટિ કોણ ના આધારે પર સૂચિત્ર કરવામાં આવે છે આ ભારત ના પોતાના પડોસી દેશો સાથે સંદેશ પૂર્ણ સંબંધોને વધારે મહત્વ આપે છે.

બાંગલાદેશ, ભૂટાન, મલદિવસ, નેપાળ, શ્રીલંકા જેવા જેવા પડોસી દેશો સાથે ભારતે પારસ્પરિક આપેક્ષા કરવી જોઈ એ નહીં, સારી નિયતિ થી બધુ પ્રદાન કરી દેવું જોઈ એ જે ભારત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિએશિયા દેશ કોઈ પણ દેશ ને ખામી પહોંચાડે તે માટે પોતાની ભૂમિકા નો ઉપયોગ કરવા દેવો જોઈ એ નહીં બધા દક્ષિણ એશિયાના દેશો એ પરસ્પરના ક્ષેત્ર વાટાઘાટો દ્વારા કરવી જોઈએ કોઈપણ દેશ બીજા દેશના આંતરરાષ્ટ્રીય બાબતમાં હસ્તક્ષેપ કરે નહિ. બધા જ દક્ષિણે દેશો પોતપોતાના વિવાહ શાંતિપૂર્ણ ગીત પક્ષી એ વાર્તાઓમાંથી માધ્યમથી હલ કરવો જોઈએ

સામનો કરવો પડ્યો હતો આ અન્ય ભારતનો પરમાણુ સિધ્ધાંત ભારત બે હજાર ત્રણમાં પોતાનો પરમાણુ સિધ્ધાંત કર્યો હતો તેનો સંબધો નીચે મુજબ છે. વિશ્વાસ પ્રતિરોધક નું નિર્માણ અને અનુકરણ પહેલા ઉપયોગ નહીં ને સૂત્ર પરમાણુ અસ્ત્રનો ઉપયોગ ઉપયોગ ક્યારે કરવો જ્યારે ભારતીય વિભાગ અથવા ભારતીય સુરક્ષા બળ ક્યાંય પણ પરમાણુમાં આક્રમણ થાય પહેલા પરમાણુ હુમલાનો એકલો સાધનો હશે અને એ પ્રકારે સંચાલિત કરવામાં આવશેકે પરમાણુ અપૂર્ણાંક અને અશિખરે નુકસાન થાય છે પરમાણુ પ્રત્યુત્તર માટે માત્ર રાજનૈતિક રાજનૈતિક નેતૃત્વના અધિકૃત રહેશે જેમના નિયંત્રણમાં ન્યુક્લિયર ક્રમાંક એથોડિટી હશે

ભારત વિરુદ્ધ મોટા હુમલા અથવા ભારતીય સુરક્ષા બળો વિરુદ્ધ ક્યાં ક્યાં પણ હુમલામાં હુમલામાં જૈવિક અને રાસાયણિક સ્ત્રોત નો ઉપયોગ કરવામાં આવ્યો છે આવ્યો તો ભારત પાસે પરમાણુ અસ્ત્રોથી જવાબ દેવાનો વિકલ્પ રહે છે

ના સભાનતા તથા પરમાણુ પરીક્ષણ લગાવવામાં આવશે પરમાણુ મુક્ત વિશ્વના લક્ષ્ય પ્રત્યે પ્રતિભદ્રતા રહે છે એના માટે વિશ્વકેશ્રીકરણમાં ના વિચારને આગળ વધારવામાં આવશે ન્યુક્લિયર પ્રમાણ કોથળી અંતર્ગત એક રાજ્યનીતિ પરિષદ અને એક કાર્ય ની પરિષદ હોય છે રાજ્યનીતિ પરિષદના અધ્યક્ષ પ્રધાનમંત્રી છે. આજ તેથી જે પરમાણુ ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવે છે કાર્યકારી પરિષદના અધ્યક્ષ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સલાહકાર હોય છે તે ન્યુક્લિયર ક્રમાંક ઓથોરિટી ને નિર્ણય લેવા માટે જરૂરી સુચના આપે છે તથા રાજનૈતિક પરિષદ દ્વારા કરવામાં આવેલા નિર્દેશોને અમલી અમલીકરણ કરે છે માટે મંત્રી માં ભારતનું પરમાણુ જનની અવલિકા સબંધિત પ્રગતિની સમૃત્તા કરે છે. આ સમિતિ વર્તમાન અનુસરી કે રચના શાખનો વિભિન્ન ચલોમાંથી સંક્ષિપ્ત હોદાની સમસ્યા કરે છે. સમિતિએ કુલ તૈયારીની સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો સમિતિ કે રણનીતિ બળોમાં પ્રસાધન પ્રસાધન અને પ્રબંધ માટે સર્વોચ્ચ કમાન્ડર રણમિતિ પર કમાલની નીતિ ને આ સમિતિએ જવાબ જવાબી પરમાણુ આક્રમણ માટે કમાલની વૈકલ્પિક વૈકલ્પિક કડીઓની વ્યવસ્થા કરી સમીક્ષા કરી અને સમીક્ષા કરી અને પોતાની

ભારતની મધ્યમ એશિયા ને જોડો નીતિ. ભારતની મધ્યમ એશિયા ને જોડો નીતિ ની શરૂઆત બે હજાર બાર માં કરી હતી આ નીતિનો ઉદેશ મધ્યમ એશિયાના દેશો સામે ભારતના સબંધો નો વિસ્તાર કરવો તેમજ શુદ્રષ્ટિકરણ કરવું આ દેશમાં તથા ઉજવેગી સ્થાન છે. ભારતની મધ્ય એશિયાને જોડોની નીતિ પર આધારિત છે. આજ નૈતિકરણ રણનૈતિક આર્થિક તેમજ સાંસ્કૃતિક સંબંધ સામેલ છે તેની તેની વિશેષતા નીચેનામાંથી છે ભારત ઉચ્ચસ્તરીય યાત્રાનો આદાન-પ્રદાન માધ્યમથી મુજબ રાજ્યનીતિ સંબંધ બનાવવાની કોશિશ શક્ય છે. ભારતીય નેતા વિદ્યુત અને બહુપક્ષીઓ સંવાદ તથા આંતરરાષ્ટ્રીય રાશિ છે ભારત ભારત સામરિક અને સુરક્ષા સહયોગની શુદ્ધ કરશે ભારતની પહેલાથી જ થોડાક મધ્યે એશિયાના દેશો સાથે રણ નૈતિક ભાગીદારી છે સૈન્ય પરીક્ષા સંસ્કૃત સંયુક્ત શોધ આંતક આતંક નિરોધક સમત્વય તથા અફઘાનિસ્તાન પર ચર્ચા થઈ રહી છે ભારત મધ્ય એશિયાનો ભાગીદારો સાથે પહેલાથી વિજ્ઞાનમાં જોવા યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટી તથા કસ્ટમ યુનિયન સેવા સમુદ્ર સંયુક્ત ઉપયોગ કરી આગળ વધો નો પ્રયાસ ચાલુ રાખ્યો છે ભારતીય વયવક આર્થિક સામાજિક પ્રસ્તાવ કર્યો પોતાના બજારે

ભારત મધ્ય એશિયા અને ઉર્જા પ્રાકૃતિક સંસાધનો માટે લાંબા ગાળાની ભાગીદારીના ટૂંકમાં જોવા મળે છે. તો આજે Electricity છે એના સ્ત્રોત હાલમાં hydol ગણી શકાય અર્થાત કે જે આપણે turbine થી મેળવીએ છીએ એ energy પછી wide mil અર્થાત કે જે પવનચક્કી હોય છે તેની અંદર આપણને electricity મળે છે અને mainly હાલનું જે research છે કોલ કોલસો એના દ્વારા electricity આપણી generate કરીએ છીએ.

એની value જ નથી કે કેટલો કોલસો જમીનમાંથી ખોદીને બહાર કાઢવો કાઢવામાં આવી રહ્યો છે બરાબર પણ હવે જે કોલસાની માત્રા છે જે ધીમે ધીમે ઘટવા માંડી છે જેના દ્વારા આપણી ભૂમિ જે છે તેનામાં પણ હવે થોડી થોડી

બહુ જ આમ કહી શકાય ને કે demanding branch છે engineering માં Computer Engineering demanding તો છે તેના સાથે સાથે પણ તે જે માનવ હોય છે તેનું logical mind it એવી રીતે વધારે છે કે તેના logic માં ખૂબ જ વધારે વધારો થાય છે બરાબર હવે computer engineering આપણને તો મગજમાં એ જ આવે કે Computer CPU Mouse keyboard ચાર વસ્તુ તો હોય છે બીજું તો શું હોય છે આમાં પણ computer engineering એ computer ના software જે બધાએ હોય છે. પછી computer નો programming કઈ રીતે થયું છે computer કેવી રીતે વાત કરે છે computer આપણને બીજા સાથે વાતો કેવી રીતે કરાવે છે એ બધી જ વાતોનો અભ્યાસ ગણી શકાય ને તેને computer engineering કહે છે. એટલે Computer Engineering આપણે ચાર પાંચ વસ્તુથી define કરી શકીએ એવી વસ્તુ નથી computer engineering જે છે તે વિશાળ શાખાઓથી બનેલી એક કહી શકાય ને કે ઝાડ હોય એના મૂળ કેટલા બધા હોય પણ ઝાડ નું થડ એક જ હોય એ રીતની Computer Engineering છે જેમાં third computer engineering અને એના તે જે મૂળ છે એમાં બધી programming language c છે c plus plus Java python વગેરે આપણે લઈ શકાય બરાબર જાવા script ભી છે એ બધી ભાષાઓ જે છે એના મૂળ માં સમાયેલી છે હવે computer engineering એ electric engineering અને Computer વિજ્ઞાનની એક શાખા છે. જે computer hardware અને software વિકસાવવા માટે જરૂરી computer વિજ્ઞાન અને electric engineer ના ઘણા ક્ષેત્રોને અધિકૃત કરે છે મિત્રો તમને કહ્યું ને કે ઝાડ computer engineering છે અને તેના મૂળ

કોણ software engineering માં પણ તાલીમ ની જરૂર હોય છે તે વિદ્યુત engineering અને Computer વિજ્ઞાનની technique ઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે પરંતુ artificial intelligence AI robotics computer network Computer Architecture અને computer operating જેવા ક્ષેત્રોને પણ આવરી લે છે computer engineer ઓ વ્યક્તિગત microcontrol microprocessor personal computer અને supercomputer ની design થી માંડીને circuit design સુધીના ઘણા hardware અને software પાસાઓ સાથે સંકળાયેલ છે અથવા તો computer engineering જે છે એ એ software અને Hardware બંનેના combination ની જે તેની computer engineering તરીકે આપણે ગણી શકીએ પણ બે બે પ્રવાહ હોય છે Computer અને it computer engineer અને it engineering માં શું તફાવત છે બંને ninty five percentage તો સેમ જ હોય પણ it engineering જે છે એમાં માત્ર ને માત્ર software ને લગતી તું જ્ઞાન software ને લગતું knowledge આપવામાં આવે છે પણ computer engineering છે તેમાં software Plus hardware બંનેનું જ્ઞાન મેળવવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા engineering નું આ ક્ષેત્ર માત્ર Computer System કેવી રીતે કાર્ય કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ તે તેમને મોટા ચિત્રમાં એકત્રિત કરવાની પણ માંગ કરે છે. Robot એ computer engineering ની એક application છે અર્થાત જે robot છે તે computer engineering દ્વારા બને છે Computer Engineering સામાન્ય રીતે micro controller માટે software

computer engineer robotics ના સંશોધન માટે પણ યોગ્ય છે જે motor communication અને sensor જેવી Electricals system ની નિયંત્રિત કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે digital system નો ઉપયોગ કરવા પર ખૂબ આધાર રાખે છે. ઉચ્ચ શિક્ષણની ઘણી સંસ્થાઓમાં computer engineering ના વિદ્યાર્થીઓને તેમના junior અને વરિષ્ઠ વર્ષમાં ઊંડાણ પૂર્વકના અભ્યાસ ના ક્ષેત્રો પસંદ કરવાની મંજૂરી આપે છે આપવામાં આવે છે હવે computer engineering બી ઘણા ક્ષેત્રોમાં કહી શકાય ને કે feat થયેલું છે cyber security નું નામ આપણે સાંભળ્યું હશે. હાલમાં જે hacking થાય છે બધી hacking પછી cooking હોય cyber security ને લગતા જે પણ કંઈ બધા જ question હોય છે તેના માટે cyber security નામની એક શાખા Computer Engineering માં જ આવે છે. હવે જો ઇતિહાસ ખોલીએ computer engineering નો તો ઓગણીસો ઓગણચાલીસ માં Computer Engineering ની શરૂઆત થઈ જ્યારે John Wilson ટેટા ના શો અને ભૌતિકશાસ્ત્ર ગણિત અને electrical engineering દ્વારા વિશ્વનું પ્રથમ electrical call digital digital computer વિકસાવાનું શરૂ કર્યું હતું. zone Wilson એક સમયે આ yuva space University માં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના professor હતા અને ki Ford Berry electric engineering અને ભૌતિક શાસ્ત્ર ના ભૂતપૂર્વક સ્નાતક હતા તેઓએ સાથે મળીને પોતાના શોખ Dairy computer બનાવ્યું જેને એબીસી તરીકે પણ ઓળખવામાં આવે છે જેને પૂર્ણ કરવામાં પાંચ વર્ષ લાગ્યા હતા. જ્યારે મૂળ એબીસી ઓગણીસો ચાલીસના દાયકામાં તોડી પાડવામાં આવ્યું અને કાઢી નાખવામાં આવ્યું ત્યારે અંતમાં શોધ કરતા હોય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એબીસી ની પ્રતિકૃતિ ઓગ્નીસોને સત્તાનુંમાં બનાવવામાં આવી હતી જ્યાં તેમને બનાવવામાં ચાર વર્ષ અને અને સાડા ત્રણ લાખ dollar નો ખર્ચ થયો હતો સેમી conductor physics ની અલગ એક શાખા ગણી શકાય.

monolithical Integrated circuit ચીફ બનાવવામાં આવી હતી. હવે એક John Bardi જે વૈજ્ઞાનિક નું નામ આવ્યું તે બનાવીને ગયા આપણી માટે આ બી સી એ theory જે shift માં એક અલગ જ તેનું કહેવાય ને કે ઓળખ ધરાવે છે bca series બાદ એન્ડ કૂપર તો આપણને ખબર છે Univers માં જે light છે તેની speed highest છે three in to ten res to eight meterper second તે બહુ જ વધારે છે. તો તે આપણને ખબર છે કે તે કે આપણે light ની આટલી વધારે speed ક્યારે પણ મેળવી શકાતા નથી અને જો feature છે તેમાં કંઈ નક્કી પણ ના કહી શકાય speed મળી પણ જાય. અને તેના ઘણા બધા કાયદાઓ છે. light થી વધારે speed હોય તો black hole create થઈ શકે વમોળ create થઈ શકે એક Einstein મહાન Einstein જે વૈજ્ઞાનિક હતા તેમની એક ખૂબ વેલ નોન તૈયારી છે theory of relativity તેમાં આ બધી જ વાતોનો જીગર થયેલો છે પણ આપણે એ વાત કરી રહ્યા હતા bcx theory ની prefer અને કૂપરે આ theory ગણાવી હતી જેમાં એક એવી વાત હતો કે information જે હોય છે ને તે કહી શકાય ને કે light ની speed થી વધારે speed થી ભ્રમણ કરી શકે છે information જોઈએ છે. તો તેમાંથી લોકોએ પ્રયોગ કર્યો કે ઉપર self બે electron હોય જે letize માં આવે છે હવે એક electron બે electron લેવાના પણ પ્રથમ એક electron જે છે એ તેને latize માંથી પાસ થવા દેવાનું છે તે latize માં destruction create કરશે આપણને બધાને જ ખબર છે ધન આયનો જે છે જે electron છે એ ઋણ આયન છે તો ધન આયન અને ઋણ આયન વચ્ચે attraction થશે. તો જે free નું electron જે જાય છે એમાં એક વાત કહી શકાય ને કે condition તરીકે આપણે મૂકી શકીએ જે એ જે પદાર્થ જે છે જે latize જે પદાર્થ ધરાવે છે એ superconductor હોવો જોઈએ conductor મિયા

પોલી ના નિયમ મુજબ એક electron એક બે તેરમા બરાબર એક એની ઉચ્ચ ભ્રમણ કક્ષા હોય નિમ્ન ભ્રમણ કક્ષા હોય બે કક્ષાઓ હોય તો હવે આ સંદર્ભમાં electron જો આપણે superconductor ના latize માં સેટો હશે તો એ electron જોવું છે કક્ષા પ્રમાણ ધરાવે છે તો બીજો electron જે છે એને ઉપર કેર બનાવેલી છે. તે electron આપોઆપ જ એમનાભ્રમણ કક્ષા ધરાવે છે બસમાં આપણે ગમે ત્યાં લઈ લઈએ આ વસ્તુ તો જો ભાઈ sun ઉપર કોઈપણ સૂર્ય ઉપર કોઈપણ electron હોય અને Pluto ઉપર પણ કોઈ electron હોય એ બંને જે ઉપર કેર તરીકે જોડાયેલા હોય તો સૂર્ય ઉપર જે electron છે એ ઉચ્ચ કક્ષા ધરાવશે તો આપોઆપ જ જે ઓલો એ બીજો electron છે તે Pluto ઉપર છે તે આપોઆપ જ નિમ્ન ભ્રમણ કક્ષા ધરાવશે હવે એક પેરાડો છે જે હાલ સુધી આપણે કહી શકાય કે solve કરી શક્યા નથી. હવે computer engineering નું ઇતિહાસ માં આગળ વધીએ તો United States માં પ્રથમ computer engineering degree program ની સ્થાપના ઓગણીસો ઈકોતેરમાં હવે computer engineering નો ઇતિહાસ university માં કરવામાં આવી હતી બે હાજર પંદર મુજબ USA માં બસો પચાસ એ બેટ અર્થાત કે અધિકૃત engineering programs હતા. Europe માં ની શાળાઓની માન્યતા એક uam network નો ભાગ વિવિધ agency ઓ દ્વારા કરવામાં આવે છે એક સાથે hardware software સોમવેદ design કરી શકે તેવા ને અને ઉદ્યોગમાં ઉપયોગ લેવાથી તમામ પ્રકારની computer system નું સંચાલન કરી શકે એવા engineer ઓ માટે નોકરીની વધતી જતી જરૂરિયાતો ને લીધે વિશ્વભરમાં કેટલીક કૃતિઓ સંસ્થાઓ સામાન્ય રીતે engineering તરીકે ઓળખાતી bachelor degree offer કરે છે મેં કહ્યું કે કે હાલમાં જે છે computer engineering ની ખૂબ જ demand છે market માં અને એ demand ને વળી શકવા માટે computer engineers તો વધારે છે પણ quality જે computer engineer હોવા જોઈએ computer engineer જે quality વાળા હોવા જોઈએ એ market માં available નથી તો એની availablelity જાણવા માટે સરકાર અને કોઈ કોઈ પ્રકારની જે third party જે કહી શકાય કે University જ તેઓએ એક University ટૂંકમાં તેના દ્વારા Computer Engineering ની bachelor degree અત્યારે વિશ્વભરમાં offer કરવામાં આવી રહી છે. computer engineering electronic ઇજનેરી બંને કાર્યક્રમો તેના અભ્યાસક્રમમાં analogue અને Digital circuit design નો સમાવેશ કરે છે આવી basic વાત છે computer આવે છે તો circuit પણ હશે. અર્થાકી Electric Engineering હશે અને Computer Engineering તો હોવાનું જ છે કારણ કે software તેના એના દ્વારા insert કરવામાં આવશે. મોટાભાગની engineering શાખાઓની જેમ ગણતરીનું સારું જ્ઞાન બહુ અને Computer Engineer ઓ માટે વિજ્ઞાન જરૂરી છે હવે એક successful Computer Engineering College કરી શકાય. તો successful computer engineering એને કહી શકાય કે જે દેશની error જે હોય હોઈ શકે કોઈ પણ engineering ની સ્ટીમ એમાં programming તમે કરો computer engineering માં programming કરાવું તો એમાં error આવે છે તો

મોટાભાગની entry level computer engineering નોકરીઓ માટે Computer Engineering માં આખા માંથી સ્નાતક degree જરૂરી છે. સામાન્ય રીતે વ્યક્તિએ ગણિત ત્રિકોણમિતિ અને કેટલાક computer વિજ્ઞાનના વર્ગો જેવા ગણિતની શ્રેણી શીખવી જોઈએ electronic અથવા electrical engineering માં degree બે ક્ષેત્રોની સમાનતાને કારણે પણ પૂરતું છે કારણ કે hardware engineering સામાન હોય છે તે Computer software system સાથે કામ કરે છે computer engineering માં મજબૂત પૃષ્ઠભૂમિ જરૂરી છે DLS મુજબ computer engineering nature electrical engineering જેવું જ છે પરંતુ કોઈ અભ્યાસક્રમમાં computer વિજ્ઞાનના કેટલાક અભ્યાસક્રમો ઉમેરવામાં આવ્યા છે કેટલીક મોટી company ઓ અથવા વિશિષ્ટ નોકરીઓ માટે master degree ની જરૂર પડે છે computer engineer માટે technique Technology માં ઝડપી. advance સાથે ચાલુ રાખવું પણ મહત્વપૂર્ણ છે તેથી ઘણા તેમની કાળજી કારકિર્દી દરમિયાન રાખવાનું ચાલુ રાખે છે આ મદદરૂપ પણ થઈ શકે છે ખાસ કરીને જ્યારે તે નવા કૌશલ્ય રાખવાની અથવા અસ્તિત્વમાં છે. તેને સુધારવાની વાત આવે છે ઉદાહરણ તરીકે Software developing ની સાઇકલમાં બગને ઠીક કરવા નો સંબંધ ખર્ચ જેટલો આગળ વધે છે તે આ પ્રક્રિયામાં શક્ય તેટલી વહેલી તકે ગુણવત્તા code વિકસાવવામાં અને પરીક્ષણ કરવામાં આભારી વધુ ખર્ચ બચત થઈ શકે છે ખાસ કરીને નિયુક્ત પહેલા તો આ વાત હતી engineer ની જેમાં આપણે ત્રણ શાખાઓ માટે discuss કરી electric engineering civil engineering અને હાલમાં જે market માં ખૂબ જ demand માં છે એ computer engineering તો આપણને એ પણ ખબર છે કે engineer સિવાય દુનિયામાં જે બધું વિકાસ થઈ રહ્યો છે હાલમાં જે આપણે advance technology જે બધું ઉપયોગ કરી રહ્યા છીએ તે engineering branch સિવાય શક્ય નથી તો આ વાત સાથે આપણે પુર્નાવતી જાહેર કરીશું. થી યાદગાર સમયગાળો બાળપણ નો હોય છે નાના હોય ત્યારે વહેલા મોટા થવું હોય છે અને મોટાં થાય પછી બસ બાળપણ યાદ આવે

આપણી રમતો ને કઈ રીતે ભૂલી શકીએ પહેલા ના સમય માં આપણા સહુ નું બાળપણ મોટી સાથે જોડાયેલું હતું

તુલના કરીએ ત્યારે આપણાં બાળ બાળપણ નો એ સમય વધારે શ્રેષ્ઠ લાગતો ઍટલે જ કોઈ લેખક કહ્યું છે ને કે હમણાં જ કઈક પસાર થયો બેફિકર ઘણું માં દોડતું પાછ્ળ ફરી ને જોયું તો એ બાળપણ હતું આપના એ બાળપણ ની રમત રમતો ની તુલના આજ આજ ની આ technology અને મોબાઈલ સાથે તો થઇ જ નહી આપના બાળપણ ની રમતો શું રમતા હતા રમતો હતી દોરડા કુદી કબડી પકડ પકડ લંગડી થપ્પો લખોટી કું કુંકા કોચડી બિલ્લા ગીલાદાંડી આંબલી પીપડ પીપડી સોડા ની બૉટલ નું બિકા માચીસ box ની છાપો આ તમામ રમતોથી બાળકોની શારીરિક અને માનસિક બને પ્રકાર નો વિકાસ થતો હતો સાથે સાથે તેમ તેમના માં સમૂહ ભવ ભાવના પણ કેળવાતી હતી જ્યારે આજ ના બાળકો જ્યારે જોઈ ત્યારે મોબાઈલ માં જ ખોવાયેલા હોય મળે છે તેનાથી તેમનો વિકાસ તો થતો નથી પરંતુ તેમના માનસ પર વિપરીત અસર થાય છે જેના પરિણામે આપડે છાપામાં જોઈએ છે કે બાળકો અમુક gamesgames ના કારણે આત્મહત્યા કે ખૂન કરતાં પણ અચકાતા નથી